એટલે મેં નામ સાંભળેલુ છે પણ મને ખ્યાલ નતો બધા બઉ કેહતા કે અમદાવાદ નું માણેક ચોક તો બઉ સારું, બઉ સારું.

ગમે તે બધા Video આવતા રહેતા હોય છે ને. કે ભાઈ આહિયા નું ખાવા નું સારું હોય વહા નું ખાવા નું સારું હોય. તો બસ એમાં થી મેં જોયું હતું માણેક ચોક એટલે આતો તમે કીધું કઈક છે એટલે મેં કીધું ઈ હોઈ શકે.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 અમ તો એ બધા તમારે પ્રોત્સાહન, તમારો ઉત્શાહ વધારવા માટે ત્યાં બજાર પણ તમને મળશે કે MBA ચા વાળા. ઓહો. વિચાર કરો. તમે જોતા હસો પણ ઈ કઉ તમને ત્યાં જોવા મળશે. હવે અહિયાં આપણા ગામ મા કઈ જોવા મળે MBA કરતો હોય એ પંદર હાજર માં નોકરી જ કરતો હોય. વસ્તુ તો બરાબર છે. પણ ના ખુબ ખુબ આભાર મને તમે ઘણી બધી વિગતો આપી ને મને ઈ તો ખબર પડી ગઈ કે અમદાવાદ શહેર તો બઉ સારું છે. હવે મારે બસ College વિશે જાણવા નું રહેશે. કે Collage સારી છે કે નથી. હા અને જો કાઈ ના થાય તો મને કેહજે હું પણ મારા Boss ને કઈ વાત કરીશ કેમ કે એમની બે છોકરી ઓ પણ અત્યાર માં College માજ ભણે છે. તો ક્યાય પણ Admission ન મળે ને તારે અમદાવાદ જવુજ હોય તો સો ટકા હું કઇક કરી દઈશ. બરાબર છે. અને હજી પણ કઈ સલાહ ની જરૂર પડે તો મને પાછો તું ફોન કરી શકે છે ગમે ત્યારે વાત કરી શકે છે.

ભલે ચાલો, આવજો.

મારી exam ને તો હજુ વાર છે આ મહિના ની છેલ્લી તારીખે શરૂ થાશે. oho તો બહુ વાર તમારે હા હજી વાર છે તમારે ક્યારે શરૂ શરૂ જ છે એક ગઈ કઉ તો છુ હા હા એક ગઈ કા

કઈ exam ગઈ છે

અવાજ કપાય છ network માં વઈ જા. બે minute hello

હા તે તમારે ક્યાંક સુધી exam ચાલશે? અમારે છે ને હમ પાંચ છ દિવસ હોય.

first exam છે એમ ને? તો છે ને કયારે આવે ખબર april માં april માં આવે છે.

માંરે તો લાગે gtu માં સારું હા એમાં બધું engineering નું જ આવે હ હ ઇ university જયારે અમારે તો એ લબાડ છે એવું છે કેમ આવી રીતે ન આમ result માં કઈ ઠેકાણાં જ ન હોય કયારે આપે એમ હા ક્યારે આપે ને એમાં કઈ checking જ ન હોય માર્કશીટ હોય અને ઓલું નીચે આવે ને cgpi એ અલગ આવે જેના marks શોધયા હોય ને cgpi છે ને ઓછા હોય ને એવું બધું અલગ અલગ હોય બધા ને friend નું ને મારું check કર્યું ને તો એવું હતું એવું નીકળે એટલે તમે complain કરો તો કઈ થાય નઈ ના એ કાઈ ધ્યાન માં નથી લેતા complain એ પણ

marks એ પાછુ વધારે આપે ને અમારે એ પણ ઓછુ આપે એતો ઓમે ready જ

જે લખ્યું હોય તે પ્રમાણે જ તમ ને marks મળે અમારે તો એન્ગ્રજી mid exam પતે લી પતી ગઈ છે હજી finalsem ની exam બાકી છે midexam હ હ

બધાની final માં જ March April માં જોઈએ છે exam કે તમારે અલગ આપવાની march ની starting માં જ હોય

ઈ આવે તો july માં આવે. ઓહ હો તો તો બહુ late હા છઠો સાતમાં મહિના ની આવે

તમારે final ક્યારે છે ના final નથી આ external છે અમારે final તો March April માં હોય

હા એટલે આ એક exam દઇએ ત્યારે ખબર પડે કે કેટલા પાણી માં છીએ. હા અમારે એક mid ની exam વઈ ગઈ છે mid ની કેવું ગઈ exam કેવી ગઈ exam તો એમ તો સારી ગઈ છે પણ અ એક

result આયું?

થઇ ગયો pass pass થઇ ગયો તો બરાબર એજ આ વખત

પણ એમાં pass થઇ ગયા બધે બધા મા ચલાવ્યો હતો કે hello

હા અમારે બે mid exam લે પછી બે mid exam ના બે ના સરવાળા કરે ભાગ્યા બે કરે average કાઢી પછી gtu માં મોકલે.

હા ત્રીશ માર્કસ total ત્રીશ marks મોકલે gtu

ઠીક હૈ વહી અમારે એવું જ હોય પણ વાયવા ને આવું કઈ આવતું નથી અમારે બસ આ exam ના હોય ને ઓલા attendance ના મુકે એ બધું થઇ ને વીશ marks આવે અને બીજા પચાસ marks ના અમારે externalexam આવે એના હોય

અને વીશ marks ની આ external મુકે અ external પચાસ ની હોય અને બીજા વીશ marks છે ને તે આ બધા ના મુકે assignment ના એના

એવી રીતે હોય

હા એવું જ આવે હા bcom વાળા ને બધા ને hngu જ લાગે બધી college પરમાણે હોય private છે કે nsu છે ઈ private છે sutech છે એ private છે અને ત્યાં છે ને એ private એ છે ને ઓલી બને હે

drb private છે પાછી

સારું કેવાય પણ private છે સારું ભણાવ તા હશે ને હા private માં સારું ભણાવે કવું તો છુ strict છે એટલે તો strict હોય

college

એ પણ સારી જ છે પણ એમાં પણ gtu જ લાગે હ તો તારે આ દુર નથી પડતી તો નજીક લઇ લેવાય ને કઈ ચાર વર્ષ ની fee લઇ લેશે

જવાનું થશે નકી નથી મારે ક્યારે જવાનું થાય હ તો તું class કરે છે કે નથી કરતો side માં ITLS આપવાની કે pte ilets આમાં germanyITLS જ ચાલે

અને ટોપ બે exam ચાલે

pte નથી ચાલતી austrailacanadaukuk પણ નથી ચાલતું એટલે austrailacanada મોટા ભાગે જાયે હ તો કે છે ને તો અ top tail બંદ થવાની છે Canada ની

હ એમાં થી નેવું પર હોય પંચાણું પર હોય એટલે સારા કેહવાય એવા marksunivercity વાળા લઈ લે

એના થી ઓછા હોય friend કોઈ Germany ગયું છે કે નઈ

હ

શું offer latter આવી ગયો છે અવાજ હવે એ ત્રીજા મહીના માં જ્શે માર મોટી દીદી છે ને ઈ

તો science લીધેલુ કે commerce હતું એને science માં હતું હા કયો course એને mathematics bsc હતું હ તો ત્યાં જઈ ને ઈ ત્યાં કયો course લેવાનો

હ એવું છે ના Germany તો નથી ગયા પણ Canada છે મારા ફાઈ નો છોકરો ત્યાં કયા course માં છે ત્યાં એને business નો ઓલો બધો નથી આવતો management હ business admitted છે ને હા business administration હા hotel mangemet બધું management હોય ને એ course લીધો છે જ્યાં જવો ત્યાં management ના course ચાલે એટલે એવું મતલબ hotal માં job મળી રેને હા job કરે જ છે પણ શું કેવાય બદલે છે job જ્યાં સારું મળે ત્યાં વયે જાય interview તો દે છે બધે એટલે તમ ને ખબર છે કઈ રીતે તેના visa ને એ બધું આવે લુ છે એમ કેટલો time લાગે એમ પણ કઈ exam ચાલે છે અહિયાં તે તો અત્યારે PTE દઈ ને ગયો છે હા ક્યારે ગયો છે એને તો કેટલા છ મહિના ઉપર થઇ ગયા હશે something હ છ મહિના જેટલું જ થયું એમ ને હ પણ એ છે ને આ corona હતો એટલે આના બે વર્ષ બગડ્યા છે બાર પછી ગયો bechlor પછી કરી ને હ master bachelor કરવા ગયો

અછા તો એને હજી કેટલા છ વર્ષ રેહવાનું નું ને હા ત્યાં છ વર્ષ રેહવાનું એનો call આવે એ બધું કેતો હોય આવું તેમ ને હા PTE આપી છે સાડા છ જેવા હા job તો canada માં મળે જ છે geremany માં થોડું tough છે બધા એમ કે છે મળવાનું

ઈ તો શું કેવાય એના pappa ના friend છે એની છોકરી ગયેલી જ હતી ત્યાં એનો contact કરવ્યો પછી આના room રે છે ચાર પાંચ જણા'રે છે

toronto હા અ તો capital કેહવાય એટલે સારી city છે. હા ત્યાં જ છે એ

અને મારે શું પૂછવાનું હતું કઈક ભૂલ્લાઈ ગયું મને canada નું હા જો ત્યાં top tail કેમ છે તે કીધું એ પ્રમાણે કયા હૈ top vale નું આ canada માં top vale ચાલે છે અત્યારે

હે એવું છે એમ ને પણ problem આવતો હશે ને આગળ જતા હા top vale માં અત્યારે આવતો નથી પણ આગળ જય તો આવે એમ છે અત્યારે તો બધા black મા દે છે ને exam એટલે લાગતું નથી કે લાંબા સમય સુધી ચાલે પછી હા એની પચાસ હજાર સાહીંઠ હાજર something છે એમની સાદી દેવી હોય તો black માં ના દેવી ના black ની તો નથી ખબર મને કોઈ બીજે નથી ને એટલે

ITLS ની અત્ય્રારે પંદરહાજર પાનસો fee ચાલે છે running માં અત્યારે

અને black માં એનું કઈ થાતું છે ની અત્યારે કારણ કે વચમાં હમણાં પકડ્યા ને america ના ઓલા કોણ પકડના exam માં ના એનું નથી હ અમુક canada થી america જવા માટે અ હોડી હોય ને boat એમાં થી ત્યાં થી American agency એ તેને પકડી લીધા

એને english માં વાત કરતા ના આવડ્યું એટલે ઓલા એ કીધું કે તમે ITLS દઈ ને આવ્યા છો બધું result જોયું ને result માં eight point fiveband એટલે સારા માં સારા કેહવાય હ હા અ તો સારા જ કેહવાય તો પણ english ન તું આવડતું એટલે એ બધા એ check કર્યું કે અને english doubt તો જાયે જ ને

હા તે પછી check કર્યા ને તો આપડે મહેસાણા છે ને mehsana ત્યાં થી અ લોકો એ exam આપે લી